મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર
2023 ની આ પહેલી મન કી બાત અને તેની સાથે સાથે આ કાર્યક્રમનો આજે 97 મો એપિસોડ પણ છે
આપ બધાની સાથે ફરી એકવાર વાતચીત કરીને મને ઘણી જ ખુશી થઈ રહી છે
દર વર્ષે જાન્યુઆરીનો મહિનો ઘણો ઇવેન્ટફુલ હોય છે
આ મહિને 14 જાન્યુઆરીની આસપાસ ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી

સાથીઓ દેહરાદૂનના વત્સલ જીએ પણ મને લખ્યું છે કે 25 જાન્યુઆરીની હું હંમેશા રાહ જોતો હોવ છું કારણ કે તે દિવસે પદ્મ પુરસ્કારોની જાહેરાત થાય છે અને એક પ્રકારે 25 તારીખની સાંજ જ મારી 26 જાન્યુઆરીના ઉમંગને ઘણી જ વધારી દે છે

સાથીઓ આ વખતે પદ્મ પુરસ્કારોથી સન્માનિત થનારા લોકોમાં કેટલાય લોકો એવા સામેલ છે જેમણે સંગીતની દુનિયાને સમૃદ્ધ કરી છે
કોણ હશે જેને સંગીત પસંદ નહીં હોય
દરેક લોકોની સંગીતની પસંદ અલગઅલગ હોઈ શકે છે પરંતુ સંગીત દરેક લોકોના જીવનનો ભાગ હોય છે
આ વખતે પદ્મ પુરસ્કાર મેળવનારા લોકોમાં એ લોકો છે જે સંતૂર
સાથીઓ આજે જ્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ગણતંત્ર દિવસની ચર્ચા કરી રહ્યા છીએ તો હું અહીં એક રસપ્રદ પુસ્તકનો પણ ઉલ્લેખ કરીશ
થોડા સપ્તાહ પહેલાં જ મને મળેલા આ પુસ્તકમાં એક ઘણાં જ રસપ્રદ વિષય પર ચર્ચા કરવામાં આવી છે
આ પુસ્તકનું નામ ઇન્ડિયા થે મોથર ઓએફ ડેમોક્રેસી

સ્વભાવથી આપણે એક ડેમોક્રેટિક સોસાયટી છીએ
આંબેડકરે બૌદ્ધ ભિક્ષુ સંઘની સરખામણી ભારતીય સંસદ સાથે કરી હતી
તેમણે તેને એક એવી સંસ્થા ગણાવી હતી જ્યાં મોશન્સ રિઝોલ્યુશન્સ કોરમ વોટિંગ અને વોટની ગણતરી માટે કેટલાય નિયમો હતા
બાબાસાહેબનું માનવું હતું કે ભગવાન બુદ્ધને તેની પ્રેરણા તે સમયની રાજકિય વ્યવસ્થાઓથી મળી શકી હશે
તામિલનાડુમાં એક નાનું પરંતુ ચર્ચિત ગામ છે ઉતિરમેરૂર
અહીં અગિયારસો બારસો વર્ષ પહેલાનો શિલાલેખ આખી દુનિયાને અચંબિત કરે છે
આ શિલાલેખ એક લઘુ બંધારણ જેવો છે
તેમાં વિસ્તૃત રીતે જણાવાયું છે કે ગ્રામસભાનું સંચાલન કેવી રીતે થવું જોઈએ અને તેના સભ્યોની પસંદગીની પ્રક્રિયા કેવી હોય

મારા પ્રિય દેશવાસીઓ જો હું તમને પૂછું કે યોગ દિવસ અને વિવિધ પ્રકારના આપણા મોટા અનાજોમાં શું કોમન છે તો તમે વિચારશો કે આ કેવી સરખામણી કહેવાય જો હું તમને જણાવું કે બંનેમાં ઘણું બધું કોમન છે તો તમને આશ્ચર્ય થશે
હકિકતમાં સંયુક્ત રાષ્ટ્રએ ઇન્ટરનેશનલ યોગા ડે
આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લામાં રહેનારા કે
રામા સુબ્બા રેડ્ડી જીએ જાડુ ધાન્ય મિલેટ્સ માટે સારા એવા પગારની નોકરી છોડી દીધી
માં ના હાથે બનેલા જાડા ધાન્ય મિલેટ્સ ના પકવાનોનો સ્વાદ એટલો દાઢે વળગી ગયો હતો કે તેમણે તેમના ગામમાં જ બાજરાનું પ્રોસેસિંગ યૂનિટ જ શરૂ કરી દીધું

હું આપને વધુ એક વાત પૂછું તમે આંત્રપ્રિન્યોર શબ્દ સાંભળ્યો હશે પરંતુ શું તમે મિલેટપ્રિન્યોર્સ સાંભળ્યું છે ઓડિશાના મિલેટપ્રિન્યોર્સ આજે ઘણાં જ ચર્ચામાં છે
આદિવાસી જિલ્લા સુંદરગઢની લગભગ દોઢ હજાર મહિલાઓનું સેલ્ફ હેલ્પ ગ્રુપ ઓડિશા મીલેટ મિશન સાથે જોડાયેલું છે
કર્ણાટકના કલબુર્ગીમાં અલંદ ભૂતાઈ મિલેટ્સ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની એ ગત વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓએફ મિલેટ્સ રિસર્ચ ની દેખરેખ હેઠળ કામ શરૂ કર્યું હતું
અહીંયાના ખાખરા બિસ્કિટ અને લાડુ લોકોને ભાવી રહ્યા છે
કર્ણાટકના જ બિદર જિલ્લામાં હલસુર મીલેટ પ્રોડ્યુસર કંપની સાથે જોડાયેલી મહિલાઓ જાડા ધાન્યની ખેતીની સાથે તેનો લોટ પણ તૈયાર કરી રહી છે
સાથીઓ આજે હિન્દુસ્તાનના ખૂણેખૂણામાં જી20 સમિટ સતત ચાલી રહી છે અને મને ખુશી છે કે દેશના દરેક ખૂણામાં જ્યાં પણ જી20 સમિટ થઈ રહી છે જાડા ધાન્ય મિલેટ્સ માંથી બનેલા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વ્યંજન તેમાં સામેલ થાય છે
અહીં બાજરામાંથી બનેલી ખીચડી પૌઆ ખીર અને રોટલીની સાથે જ રાગીથી બનેલા પાયસમ
મારા પ્રિય દેશવાસીઓ જ્યારે તમારી સાથે કોઈ ટુરિસ્ટ હબ ગોવાની વાત કરે છે તો તમારા મનમાં શું ખ્યાલ આવે છે સ્વાભાવિક છે ગોવાનું નામ આવે એટલે અહીંયાની સુંદર કોસ્ટલાઈન બીચ અને પસંદગીની ખાણીપીણીની વાતો ધ્યાનમાં આવવા લાગે છે
પરંતુ ગોવામાં આ મહિને કંઈક એવું થયું જે ચર્ચામાં છે

પર્પલ ફેસ્ટ કેટલો મોટો મોકો હતો તેનો અંદાજ તમે એ વાત પરથી મેળવી શકો કે 50 હજારથી પણ વધારે આપણા ભાઈબહેન તેમાં સામેલ થયા હતા
અહીંયા આવેલા લોકો એ વાતથી રોમાંચિત હતા કે હવે તેઓ મીરામાર બીચ ફરવાનો આનંદ માણી શકશે
હકિકતમાં મીરામાર બીચ આપણા દિવ્યાંગ ભાઈ

સાથીઓ આપણે બધા જાણીએ છીએ કે 21મી સદીની ગ્લોબલ ઈકોનોમીમાં નોલેજ જ સર્વોપરી છે
મને વિશ્વાસ છે કે ભારતના ટેચડે નું સપનું આપણા ઈનોવેટર્સ અને તેમની પેટન્ટના દમ પર ચોક્કસથી પૂરું થશે
તેનાથી આપણે બધા આપણા જ દેશમાં તૈયાર વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી અને પ્રોડક્ટ્સનો ભરપૂર લાભ લઈ શકીશું
મારા પ્રિય દેશવાસીઓ NaMoApp પર મેં તેલંગણાના એન્જિનિયર વિજય જીની એક પોસ્ટ જોઈ
તેમાં વિજયજીએ ઈવેસ્ટ વિશે લખ્યું છે
વિજયજીનો આગ્રહ છે કે હું મન કી બાતમાં આ વિષય પર ચર્ચા કરું
આ કાર્યક્રમમાં પહેલાં પણ આપણે વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી કંચનની વાત કરી હતી
સાથીઓ આજે દરેક ઘરમાં મોબાઈલ ફોન લેપટોપ ટેબ્લેટ જેવી ડિવાઈસ સામાન્ય થઈ ગયી છે
આખા દેશમાં તેની સંખ્યા અબજોમાં હશે
આજના લેટેસ્ટ ડિવાઈસ ભવિષ્યના ઈવેસ્ટ પણ હોય છે

આવા તો કેટલાય ઉદાહરણો છે
આ બધા ભારતને ગ્લોબલ રિસાયક્લિંગ હબ બનાવવામાં મદદ કરી રહ્યા છે પરંતુ આવા ઇનિશિએટિવ ની સફળતા માટે એક જરૂરી શરત એ પણ છે તે એ કે ઈવેસ્ટના નિકાલની સુરક્ષિત ઉપયોગી પદ્ધતિઓ વિશે લોકોને જાગૃત કરતા રહેવા પડશે
મારા પ્રિય દેશવાસીઓ આજે આખી દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ અને બાયોડાયર્સિટીના રક્ષણની ઘણી ચર્ચા થાય છે
આ દિશામાં ભારતના નક્કર પ્રયત્નો વિશે આપણે સતત વાત કરીએ છીએ
ભારતે તેની વેટલેન્ડ માટે જે કામ કર્યું છે તે જાણીને તમને પણ ઘણું સારું લાગશે

worldએસ રામસર સાઇટ્સ માં મોટાભાગે યુનિક કલ્ચર હેરિટેજ પણ છે
મણિપુરનું લોકટાક અને પવિત્ર સરોવર રેણુકા સાથે ત્યાંની સંસ્કૃતિનુ ઘણુ ઉંડું જોડાણ રહ્યું છે
આવી જ રીતે સાંભર નો સંબંધ માં દુર્ગાના અવતાર શાકમ્ભરી દેવી સાથે પણ છે

મારા પ્રિય દેશવાસીઓ આ વખતે આપણા દેશમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં ઘણી જ તીવ્ર ઠંડી પડી
આ ઠંડીમાં લોકોએ પહાડો પર બરફવર્ષા ની પણ ખૂબ મજા લીધી
જમ્મુકાશ્મીરથી કેટલીક એવી છબીઓ આવી જેણે આખા દેશનું મન મોહી લીધું

મારા પ્રિય દેશવાસીઓ ગણતંત્રને મજબૂત કરવાના આપણા પ્રયત્નો સતત ચાલતા રહેવા જોઈએ
ગણતંત્ર મજબૂત થાય છે જનભાગીદારીથી બધાના પ્રયત્નોથી દેશ પ્રત્યેના પોતપોતાના કર્તવ્યોને નિભાવવાથી અને મને સંતોષ છે કે આપણી મન કી બાત આવા કર્તવ્યનિષ્ઠ સેનાનીઓનો બુલંદ અવાજ છે
ખૂબ ખૂબ ધન્યવાદ